બાકી તો સબ મજામાં છે બસ મજામાં જ રેવા નું આપડે તો ગુજરાતી માણસ કહેવાય એટલે મજામાં રેવું પડે તો હમણાં ગરમી નું ગરમી ના લીધે કઈ કેરીઓ વેરીઓ મળતી હશે ને તમારે

કયો કયો છો તમે? એમ કઉં છુ કે કેરી વેરી મળતી હશે ને હમણાં હા બાર તો ગરમી season છે ને કેરી ની કેરી વેરી કેરી નો રસ વસ ખાવતા હસો ને તમને

અમર તો અહિયાં ગાડી આ બાજુ જે છે ને આ બાજુ અમાર તો અહ્યા ગાડી અ ધરમપુર નવસારી બાજુ તો અમાર કેસર કેરી બઉ જોરદાર મળશે છે આવજો કોઈ વખત તમે ખાવા હમ કેસર કેસર કેરી નું સ્વાદ તો મીઠો છે હા એ જ ને અમાર તો અહિયાં ગાડી હૌથી femas તો એ જ છે કેસર કેરી ને પિછલી વાર બસ બાકી તો સાંતી ચાલે છે હમણા તો ઘરે જવાયું નથી ઘરે પણ જવા નું છે હમણા હું કે પેલું election ચૂંટણી આવે છે ને નગરપાલિકા વાળી ઈલે election તો તો twenty fourtwenty five માં થયા છે ને હા હા પેલી નગરપાલિકા વાળી municipal corporation વાળી

હા તો ચુંટણી માટે પાછુ જવાનું થશે મારે તો હું કે ID વગેરા તાઈ ની જ છે ને ગુજરાત ની ઓ ભાઈ study તમે હું કરો છો? Study માં તો મારે હમણાં physiotherapy ચાલે છે અચ્છા અને study મતલબ હાલ ઠીક હે ને સવેરા સાત બજે નો time ઉંગ કોની આવે હા હા બરાબર છે તો કાલે પછી કેટલા વાગે આવશો તમે ના કાલે તો છે ને evening ship માં

બરાબર બરાબર

બાકી તો બધું બરાબર જ છે વા ચલો હારું કેવાય ભગવાન ની દયા થી બધું હારું છે હા ભગવાન

તો પછી તમે જાઓ ત્યારે ખાવા નું ખાય

બસ બાકી તો મજામાં બારા બારા minute થઇ જાય છે બાર ની તમે recording જ નથી થાય છે તો પસે હમણાં તો ના અમારે દેખ મારે recording તો થઇ ગયું છે પણ તમારે ને હિમાંગી બેન ને recording નથી થયો ફરી થી call back કરો તો એકબીજા એકબીજા ને call back કરવા નો ચ્વ્હે okay મને ખબર છે બાકી પણ મેં મારી એક friend છે ને મારી મતલબ નાનપણ ની friend છે બિલકુલ best friend છે નાનપણ ની તો એની જોડે મેં કલાક હુધી બી વાત કરી હકુ તો અડધો કલાક તો આરામ થી કાઢી નાખીશું એમ ના તો એ ઇયો તમે હે ને બારા બજન પેલા પેલા હેના મને આધા આધા ઘંટા ની recording તમે કરી ને મન અમ whatsapp માથે okay લિખો okay લિખી દેજો હો કે હા હા એ તો મેં તમને તમારા ઉપર જ મોકલાઈ દઈસ ને હા ના ના recording તો ની મોકલાની છે but તમને મને whatsapp માથે massage કર દો okay કે તમાર recording થઇ ગઈ છે તો તમે મો કરવું okay OkayRecording કોને મોકલવા નું અનુરાગ sir ને? ના recording તો ની છે અચ્છા વો recording આપડી જોડે જ રાખવા ની છે ને એ તો auto હા ના તમે મને recording તમે તમારી friend ના call કરો છો okay friend ના call કરવા માં

call માં આધા ઘંટા ની થઇ ગઈ છે એમ તો recording તો software કરી અનુરાગ sir ને recording અચ્છા અચ્છા software થી જ નીકાળી લેશે ને એ તો હા software ને નીકાળી લેશે તો તમે હિરલ બેન ને call લગાવજો હિરલ બેન ની મેં વાત કરાવી ઠીક હૈ ને આધા ઘંટા ની હિરલ બેન ની વાત કરી લો હિરલ બેન ક્યા હિમાંગી બેન

હારું હારું વા તો થઇ ગયું

હા હા બરાબર બાકી તો તમે તમારું ધ્યાન રાખજો ને બાકી કઈ કામ હોય તો કેજો પાછા okay okay વા

જાય શ્રી કૃષ્ણ શુભ રાત્રી Okay okay

અં ઓપ્પો કસ્ટમર કેર માથી વાત કરી રહ્યા છો? અં સર મારે થોડીક problem હતી મારે તમારી પાસે થોડી મદદ જોઈએ છે, શું હું તમને પૂછી શકું છું? હા સર, સર મેં ઓપ્પોનું એક ફોન ઓનલાઇન મંગાવ્યો હતો અં એમેઝોનમાંથી અં તો તેમાં મેં જે ઓપ્પોનો મોબાઈલ મંગાવ્યો તેમાં બે વરસની વોરંટી હતી. અને થોડા સમય પછી મારે સોફ્ટવેર ડાઉન થતા મેં કંપનીમાં એ મોબાઈલ વોરંટીમાં આપેલો, પણ આજે એને મહિનો થવા આવ્યો છે સર પણ હજી એ મોબાઈલ મને મળ્યો નથી. અં મારું નામ મનિષા મોટવાણી.

બિલ્સ પણ મારા નામનું જ છે સર. અં હા સર છે.

અં હા સર અં ટુ સિક્સ અં બી વન ટુ અં one two

C or C S

હા સર અને સાથે બે વરસની વોરંટી પણ હતી. અં સર સોફ્ટવેર બઉ સ્લો ચાલતું હતું મોબાઈલમાં કઈં એટલું બધું મેં એડ કરેલું નહતું કઈં ડોકયુમેન્ટસ પણ મારા એમાં નતા તો પણ મોબાઈલ. અં ધીમો ચાલે ચોંટી ચોંટીને ચાલે એવું થતું હતું એટલે.

ના સર મેં સેન્ટરમાં આપેલ છે તમારી ગુવારવા રોડ પર તમારું સેન્ટર છે ઓપોનું ત્યાં મેં આપેલો હતો એ લોકો એ તો મને એક ચિટ્ઠી આપેલી હતી કે મેં મારૂ વોરંટી કાર્ડ મેં ત્યાં દેખાડ્યું મારું બીલમાં હતું એ એટલે એ લોકોએ મને આપેલું હતું. એટલે વોરંટી કાર્ડનો નંબર કહું ને તમને?

હા Ok sir સર એક જ મિનીટ હું જોઈ લઉં

અં. C S

એટલે સર problem શું છે હું જાણી શકું? તમે કહ્યું એમ problem સોલ્વ નથી થયો.

હા સર એવું જ થતું હતું કેમકે શરૂઆતમાં મેં જયારે mobile વાપર્યો ત્યારે કઈ problem નહોતો આવતો પછી ધીમે ધીમે એ સ્લો થતું ગયું એટલે વોરંટી કાર્ડ સાથે હું ત્યાં ગઈ અને ત્યાં જ મેં મારો mobile આપેલો હતો એ process થી મને ખ્યાલ આવી જશે ને કયો મારો આ mobile આ mobile છે એ રિપ્લેસ થઇને પાછો આપવાનો છે કે પછી ન્યુ આપવાના છે Ok sir તો મને ઇમેલની ઝરા process જણાવી આપોને તો હું મેઈલ કરી આપું મારી ઇમેલ આઈડી છે અં મનીષા M zero seven

ના સર ઓલ જે કઈ પણ છે વર્ડ એ બધા સ્મોલ જ છે

અં સોરી સર વચમાં મનીષા એમ ઝીરો સેવન હશે

અચ્છા એટલે બસ અહી ફોર્મ જ ફિલઅપ કરવાનું છે ને

અં સર આ મોડેલમાં તો કઈ વાંધો નથી ને કેમકે આજ મોડેલનો મને ન્યુ mobile આપવાનો હોઈ તો ફરી આ problem થાય તો શું કરવાનું? ના સર તમે કહ્યું કે તમારો ફોન કદાચ ન્યુ આપશે એટલે મેં પૂછ્યું કે ફરી આ problem તો નઈ થાય ને કેમ કે મોડેલ તો સેમ જ આવવાનું છે Ok sir એટલે એ સીરીઝમાં કે એ મોડેલમાં તો કઈ વાંધો નથી ને હું એજ કહું છુ અં સર ફીચર્સ અને એની ક્વાલિટી છે પછી ફોટોગ્રાફીકસ છે ફોટો ની જે ક્લીયોરીટી છે એ બધું બહુ જ સારું હતું એટલે જ મેં પેલા ત્યાં ચેક કર્યું અને બે ત્રણ પીક પડી ને એને mobile આપ્યો અં જોયા હતા mobile ના પીક્સને એ બધું અને બહુ સરસ એવો હતો પણ મારા પાસે આવ્યા પછી પણ મેં વાપર્યો પણ ધીમે ધીમે જયારે processor ધીમું થતું ગયું એટલે મેં ત્યાં આપ્યો હતો આખી તેની પ્રોસીજર છે બધી અં તેના ગ્રાફિક્સ છે અં ફોટોસ પડવાના જે અલગ અલગ ફીચર્સ છે તે બધું બોવ જ સરસ હતું અં સર એની બેટરી પણ ધણો લાંબો સમય ચાલતી હતી જેમકે અં હું મારા mobile માં કદાચ બે ટકા પણ ચાર્જીંગ હોય અને હું જો થોડી વાર માટે પણ જેમકે અડધા કલાક માટે પણ હું જો અં ચાર્જીંગમાં મૂકી આપું ફોન તો તરત ચાર્જીંગ પણ સ્પીડ માં થતું હતું અને આખો દિવસ તે એક વાર સો ટકા કર્યું હોય તો તે આખો દિવસ mobile ચાલતો હતો ચાર્જીંગમાં પણ સારું હતું લાંબો સમય તકે એવું ચાર્જીંગ હતું

ના સર કઈ problem તો નથી બસ આ processor માટે કોઈ problem હતી Ok Ok sir Ok sir, thank you hello જે કે

આવો સંગીતા બેન આવો આખું આતો જરામ મેળવ્મ લેવા આવી હતી

મેળવન પડ્યું છે રેખા બેન હા આપું પણ બેસો તો ખરા હા મારે બાપા બેસવાનો time નથી કેમ બહુ કામ છે રેખા બેન કામ નું તો શું પુચ્તોસ નહી અજી તો અર્ધી રસોઈ બાકી છે એક કરીશ ત્યાં સુધી સાસુ સસરા જમવાનો time થઇ જશે એટલે એમને જમાડી ત્યાં છોકરાઓં ને school થી આવશે એટલે અમને જમ જમાડવા પછી હું જામી ને બધું આટોપી રેઈસ્તોપ કામવાળી બને ને એ વાસણ ઘસી કચરા પોતા કરી ને બરાબર બે વાગી જશે બોલો બે બેસવાનો અનેં મારી પાસે now આપળે બે નું તો કામ નું ચક્કર ચાલુ જ રેહ્વાનો રેખા બેન પેલી બીના ડીનો ફોન આવ્યો હતો

મને કેહવડવાયું છે તેજ તેને રેખા બેન શું કામ આ આપણ ને ની નિમંત્રણ આપ્યું હશે

તે તને પૂછ્યું નહી બીના એ મેં પીછે પૂછેલુ ને તો કારણ જ જણાવ્યું કહે ચોકજ આવજો

તો શું કામ હશે સંગીતા બેન તમે આ બીના બેન ને પૂછ્યુંજ હશે ને

તો રેહવા દો બીજું કાય નહી સંગીતા બેન સંગીતા બેન બોલે છે એ પૂછવા જ આવી હતી કે તમને કાય ખબર છે ના પણ સંગીતા બેન

એ હા હા હા લે આ લે રીતા આવું અલી આવું સંગીતા બેન અત્યાર ના પહોળ માં તમે નવરા પડી ગયા કે શું મનને ને નવરા શ્રામ રામ કરમાય બેન મને તો જરા એ ફુરસત નથી એ તો જરા ખાલી મેળવ લેવા આવી હશે

બીના બેહેન ના આજના સાંજના આમંત્રણ ની વાત કરો છો હા એની વાતો હોય

એની ખબર નહી એમના બાબા ની કહી પૂછ્યું એટલી વાર માં તો કહી ને ભાગી જ ગયો હું પણ શું લાગે છે તમને

નાં રે એ સાહબ આપણ ને તો એવી પંચાયત કરવાનો ટેવ જ નથી આ તો એમ કે તમે કાય ખબર પડી હોય તો

તો હવે કોને ખબર હશે આ society ની દરેક મહિલા ને પુછુ પડે જો કોયિક ને ખબર હોય તો પણ એવુજ time જ નથી ને ખરું ને સંગીતા બેન હાસ તો આપળે કામ થી કામ રાખો

હમ એ એ સાચું પણ કોયિક ને તો બીનાડી એ કારણ કહ્યું હશે ને આપળે ફોન કરી ને બીના બેન ને જ પૂછ્યે જોયીયે કઈ કાયિક કહે તો ના રે એવી આપળે શું ગરજ છે સાંજે જયીયે એટલે ખબર પડી જવાની છે ને હમ હા તો વળી ચાલો હું જાઉં મારી બેબી ને school થી લઇ આવાનો time થયો છે આવજો સાંજે મળીશું હા બીના ને ત્યાં આવજે રેખા બેન હું એ જાઉં ત્યારે મારે મોડું થાય છે કે કામ કેટલા પડ્યા છે જરાય એ time જ નથી મારે હા ભલે અરે પણ તમારે મેળવન જોતું હતું ને લેતા જાઉં ખરા છે તે લાવ્યા હતા તે લીધા વગર જ જતા રહ્યા સંગીતા બેન રેખા બેટા ચિંતા ના કર એ બેહેન ને મેળવન જોયીતું ના હતું એ તો જાણવા આવ્યા હતા કહલી

એજ કેહ પેલા બીના બેહેન તમને મહિલા મંડલ ને એના ઘરે કેમ બોલાવ્યા છે હા હો વળી વળી ને એહ પૂછતા હતા મેં અંદર બેઠા બેઠા જે શામ્ભ્ડ્યું એના પરથી કહ્યું કે તે મેળવન લેવાના બહાને હતું ખાલી ખરી બાઈ છે બેહ્વાનું time નથી time નથી કેહતા કેહતા બેસી ને કેટલી વાતો કહી ગયી વાહ પ્રભુ ઈશુ નમુનો ગળ્યો છે તે હમ હવે બીના બેન ઓળે છે yes welcome સંગીતા બેન રીતે બેન બેસો બેસો

બીના બેન fine અરે રીતા બેન સંગીતા બેન most welcome તમે આવ્યા તે ગમ્યું good

ખરું ને રીતા બાકી તો મેન જરાય time નથી હોતો

fine તમે લોકો ને મારી invitation ને માં આપી ને આવ્યા તે માટે thank you very much હા પણ હમને ભેગા કરવાનો કારણ તો લહો મારી બેહેન